સ્વાગત છે
આપણે સેન્ડમેઇલ ફ્રોમ નોટ સેટ ઇન ફ્ફ્પ ડોટ ઇની એરરને કેવી રીતે ઠીક કરીશું
આપણે નિર્ધારિત કર્યું નથી કે ઈમેલ કોના તરફથી છે
ઈમેલ મોકલવાં માટે આપણે આ કરવાની જરૂર છે
અહીં આપણે ફ્રોમ પેરામીટર જેવું કંઈક ન વાપરીશું
આપણે વિશિષ્ટ હેડરો મોકલવાની જરૂર છે
તો અહીં આપણે એક હેડર્સ વેરીએબલ બનાવીશું જે મે mecom સમાન નથી
આપણે સ્ટેનડર્ડાઈઝ્ડ મેલ હેડર સાથે કામ કરવાની જરૂર છે જે From છે અને એક કોલન ન કે અર્ધ કોલન અને પછી ઉદાહરણ તરીકે ફ્ફ્પ એકેડમી લખીશું
અથવા તમે એડમિન php એકેડમી જેવું કઈક લખી com ઉમેરી શકો છો જો તમે ઈચ્છો
મારી પાસે વાસ્તવમાં તે ડોમેન નેમ નથી પણ આપણે તેને એજ રીતે રહેવાં દેશું
તો From એડમિન phpacademycom
આપણા મેલ માં બીજું એક પેરામીટર ઉમેરવાની જરૂર છે જે હેડર્સ છે
અને હવે અહીં આવી એલેક્સ ટાઈપ કરીશું અને અહીં થિસ ઇસ એ ટેસ્ટ
સેન્ડ મે થિસ પર ક્લિક કરો અને બીજી એક એરર મળે છે
હવે હું વાસ્તવમાં મારા કમપ્યુટર પર મેલ સર્વર રન કરી રહી નથી
જો તમે તમારા કમપ્યુટર પર મેલ સર્વર રન કરવા નથી ઈચ્છતા તો મેલ ફ્રી મેલ સર્વર માટે ગૂગલ પર શોધો અને તે તમારા કમપ્યુટર પર મેલ સર્વર સંસ્થાપિત કરશે જેવું કે આપણે હમણાં એક લોકલ હોસ્ટ પર રન કરી રહ્યા છીએ
અને તમારી પાસે લોકલ હોસ્ટ અંદર રન થતું એસએમટીપી મેલ સર્વર હશે
હવે જો કે મારી પાસે મેલ સર્વર નથી હું મારી યુનિવર્સિટીની ઈમેલ સીસ્ટમ વાપરીશ જે યુનિવર્સિટીનાં ઈમેલનું ડીએનએસ અથવા કે ડોમેઇન નામે સર્વર છે
આ રીતે ઈમેલ મારી યુનિવર્સિટી દ્વારા મોકલવામાં આવે છે
જો તમે કોઈ ચોક્કસ ડીએનએસ સર્વર વિશે જાણો છો જો તમારી પાસે ડોમેન નેમ પહેલાથી છે જો તમારી વેબસાઈટ છે તો તમે આ જાણશો અથવા ઓછામાં ઓછું તે શોધવા માટે સમર્થ થશો
તમે તે મારફતે ઈમેલ મોકલવામાં સમર્થ થશો
હું જાણું છું કે મારી યુનિવર્સિટી ઈમેલ ડીએનએસ સર્વર મેઇલહોસ્ટ ડોટ શેફ ડોટ એસી ડોટ ઉક છે કારણ કે હું શેફિલ્ડ શેફીલ્ડ યુનિવર્સિટીમાં છું
તો આ ફ્ફ્પ ડોટ ઇની માં સમાવેશ કરવાની જરૂર છે
અને આ કરવાનો શ્રેષ્ઠ માર્ગ છે કે અહીં આવી વેરીએબલોને સુયોજિત કરવું
આપણને ફ્ફ્પ ડોટ ઇની માં એસએમટીપી સુયોજિત કરવાની જરૂર છે અને મારી ફ્ફ્પ ડોટ ઇની ફાઈલને ખોલવાને બદલે હું ફક્ત ઇની સેટ ફંક્શનનો ઉપયોગ કરીશ
અને વેરીએબલ નામ એસએમટીપી છે
તો આપણે ફ્ફ્પ ડોટ ઇની ફાઈલ અંદર આ લાઈન એડીટ કરીશું
અને વેલ્યુ રૂપે હું ત્યાં મેલ હોસ્ટ ટાઈપ કરીશ
અહીં ફક્ત એચો ગેટ ઇની લખીશું જે એક વિશિષ્ટ વેલ્યુ મેળવે છે
આગળ હું એસએમટીપી લખીશ અને આ અહીં સ્ક્રીપ્ટને કીલ નષ્ટ કરી શકે છે
તો આપણે જોઈ શકીએ આ કેવી રીતે કાર્ય કરે છે
તો જો હું એલેક્સ લખું અને ત્યારબાદ ટેસ્ટ અને સેન્ડ મે થિસ પર ક્લિક કરું છું
માફ કરો મેં આ ખોટું ટાઈપ કર્યું છે
આ ઇની ગેટ છે અને રીફ્રેશ કરીએ
આપણે મૂળભૂત રીતે મેઇલ હોસ્ટ ડોટ શેફ ડોટ એસી ડોટ ઉક માટે ઇની ફાઈલમાં એસએમટીપી સુયોજિત કરી રહ્યાં છીએ
અને ત્યારબાદ તેની વેલ્યુ એકો કરીશું
તો આ કહે છે કે આ મેઇલ હોસ્ટ ડોટ શેફ ડોટ એસી ડોટ ઉક નાં રૂપમાં સુયોજિત થયું છે
માની લો કે આ મેલ હોસ્ટ સર્વર કે ડીએનએસ સર્વર કામ કરે છે ત્યારબાદ બાકીનો કોડ કામ કરશે
મેલ મોકલ્યાં બાદ હું આ પેજને કીલ કરીશ
ના હું હમણાં જ આ પેજને કીલ કરીશ
ચાલો પાછા જઈએ અને લખીએ એલેક્સ અને થિસ ઇસ એ ટેસ્ટ
તપાસો કે બધું બરાબર છે
આપણને ટીઓ સબ્જેક્ટ Fromadminphpacademycom કહેતું હેડર્સ મળ્યું છે
અને અહીં આપણી બોડી છે અને આપણા મેલ ફંક્શનને એક્ઝેક્યુટ કરી રહ્યાં છીએ
તો જયારે હું સેન્ડ મે થિસ ક્લિક કરીશ કઈ થતું નથી
કોઈપણ એરરો મળી નથી તો આપણે માની શકીએ કે બધું કાર્ય કરે છે
જો હું હોટમેલ અથવા મારા ઈમેલમાં આવું છું અને ઇનબોક્સ ઇનબોક્સ પર ક્લિક કરું છું તમે જોઈ શકો છો કે આપણને એડમિન ફ્પેકેડમી ડોટ સીઓએમ તરફથી એક મેલ મળ્યો છે
જો આપણે તે પર ક્લિક કરીશું આપણી પાસે સબજેક્ટ લાઈન તરીકે ઇમેઇલ ફ્રોમ ફ્પેકેડમી છે જે અહીં સુયોજિત કર્યું હતું
અને આપણી પાસે ઈમેલ એડ્રેસ છે જેને મેં ફ્રોમ માં સ્પષ્ટ કર્યું હતું
તમે તેને ફ્રોમ એલેક્સ અથવા ફ્રોમ ફ્પેકેડમી સાથે મૂકી શકો છો
અને ત્યારબાદ આપણી પાસે થિસ ઇસ એએન ઇમેઇલ ફ્રોમ એલેક્સ છે જે અહીં ફોર્મની અંદર આપેલું નામ છે
અને ત્યારબાદ 2 લાઈન બ્રેક છે જે 1 અને 2 છે
અને થિસ ઇસ એ ટેસ્ટ આ એ ટેક્સ્ટ છે જેને મેં ત્યાં રાખ્યું છે
તો મારી યુનિવર્સિટીના ડીએનએસ મેલ સર્વરનાં ઉપયોગ વડે આ એક મેલ ફંક્શન છે
તમારું આઇએનએસપી એક ડીએનએસ મેલ સર્વર રહેશે
આને ઓથેંટીકેશન પ્રમાણીકરણ ની જરૂર પડી શકે છે જેનાં પર જલ્દી જ હું ટ્યુટોરીયલને સમાપ્ત કરીશ
તેથી જો આ તમારાં માટે કામ નથી કરતુ તો આ ટ્યુટોરીયલને જુઓ અથવા મને ઈમેલ કરો અથવા મને મારાં યુટ્યુબ મારફતે સંપર્ક કરો
હું આશા રાખું છું કે આ ઉપયોગી રહ્યું
કૃપા કરી સબસ્ક્રાઈબ કરો જો તમે કર્યું નથી
જોડાવા બદ્દલ આભાર